નમસ્તે મિત્રોCDEEP આઇઆઇટી Bombayના વતીમાં હું આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત કરું છુ
આ ટ્યુટોરીયલ સમજાવશેકેકેવી રીતે પગલા દર પગલા પ્રક્રિયા મારફતે એક ભાષાથી બીજી ભાષામાં સ્પોકન ટ્યુટોરીયલ અથવા કે એક મુવી કલીપ ડબ કરવી
જે વસ્તુ તમને જરૂર છે તે છે એક હેડસેટ ઓડિયો ઈનપુટ સાથે અથવા એક સ્વતંત્ર માઈક્રોફોન એક સ્પીકર જે કે તમારા કમ્પુટર સાથે જોડાણ થયી શકે
વિન્ડોઝ મુવી મેકર માઇક્રોસોફ્ટ વિન્ડોઝ એક કમ્પોનન્ટ જે કે એક એડીટીંગ સોફ્ટવેર છે વિન્ડોઝની તમામ તાજેતરની આવૃત્તિ જેમ કે મે એક્સપી અથવા વિસ્ટા માટે ઉપલબ્ધ છે
જો તમારી પાસે તે તમારા કમ્પુટર પર ન હોય તો તમે તેને wwwmicrosoftcomdownloadsસાઈટ પરથી મફત ડાઉનલોડ કરી શકો છો
વિન્ડોઝ મુવી મેકરને રન કરવા માટે ટી આઇકોન પર બમણું ક્લિક કરો આનાથી તમારી સ્ક્રીન પર એક ખાલી મુવી પ્રોજેક્ટ ખુલશે
ડાબી બાજુએતમને મુવી ટાસ્ક પેનલ દેખાશે
આ પેનલમાં ઘણા બધા વિકલ્પો છે
પ્રથમ વિકલ્પ કેપ્ચર વિડિઓ છેઆ વિકલ્પ હેઠળ તમને ઈમ્પોર્ટ વિડિયોએ ઉપ વિકલ્પ દેખાશે
તેના પર ક્લિક કરો
આ ઈમ્પોર્ટ વિડિયો ડાયલોગ બોક્સ ખોલશેતે સ્થાન પર જાવ જ્યાં ડબ કરવાની ફાઈલ wmv ઉપલબ્ધ છે
ઇહું ફાઈલ પસંદ કરીશ અને Importપર ક્લિક કરીશ
વિડિઓ વિન્ડોઝ મુવી મેકર ઈમ્પોર્ટ થાય છે
વિડીઓ હવે કલેક્શન પેનલ માં પ્રદશિત થશેજો વિડીઓ મોટો હોયતો વિન્ડોઝ મુવી મેકર આપમેળે વીડીઓને નાના વિકલ્પો મા વિભાજીત કરશે
CTRLA દાબીને તમામ ને પસંદ કરો
હવે clipપર જમણું ક્લિક કરો અને એડ ટીઓ TIMELINEવિકલ્પ પસંદ કરો
વિડીઓ ક્લીપ અહી ટાઈમલાઈનમા ઉમેરાશે
વિડીઓ આગળ આવેલ PLUSબટન પર ક્લિક કરો
હવે તમે ઓડીઓ ટાઈમલાઈન દેખવામાં સમર્થ હશો
કલીપ પર ક્લિક કરી તેને પસંદ કરોહવે જમણું ક્લિક કરી સિલેક્ટ ALLવિકલ્પ પસંદ કરો
તમામ ઓડીઓ વિકલ્પ પસંદ થશે
હવે મેન મેનુ પર જાવ ક્લિપ ઓડિયો અને મ્યુટ પસંદ કરો
વિડીઓ હવે ઓડિયો વગરનો છે વિડીઓ આગળ આવેલ માઇનસ બટન પર ક્લિક કરો
ફ્રેમ હેડની નોંધ લો જે કે ટાઈમ લાઈન પર વર્તમાન સ્થિતિને દર્શાવે છે
મૂળભૂત રીતેફ્રેમ હેડ ટાઈમ લાઈનની શરુઆતમાં સ્થિત હોય છે
આગળ મેન મેનુ મા ટૂલ્સ પર ક્લિક કરો અને નર્રતે ટાઇમલાઇનના sub optionપસંદ કરો
આ તમને નરેટ ટાઈમ લાઈન સ્ક્રીન પર લઇ જશેપ્રથમ તમને નરેશન માટે ઈનપુટ સ્તર પસંદ કરવું પડશે
ઈનપુટ સ્તર પસંદ કરતી વખતે લાલ રંગી વિસ્તારને દાખલ કર્યા વગર સ્તરને મીટરના ઉપરના ભાગ તરફ પસંદ કરોજે કે ટોચથી બીજી લાઈન દ્વારા માર્ક થયું છે
જોકે કેપ્ચરીંગ સ્તર અત્યંત ઓછા પર સુયોજિત થાયતો કેપ્ચર થયેલ ઓડીઓ કદાચિત સંભળાઈ શકતો નથી
એથી ઉલટ જો કેપ્ચરીંગ સ્તર અત્યંત ઉચ્ચ સુયોજિત થાયતો કેપ્ચર થયેલ ઓડીઓ કદાચિત ઘણો ઘોઘાટમયથાય છે અને ડીસકાર્ડ થાય છે
હવે તમારા કમ્પુટર પર ઓડીઓ નરેશન કેપ્ચર કરવાનું ચાલુ રાખવા માટેStart નેરેશન બટન પર ક્લિક કરો
માઈક્રોફોન મા સામાન્ય પણે બોલો
ચાલો હું તમારા માટે નાનો ડેમો આપું
હું ઈનપુટ સ્તરને આ માર્ગ પર સુયોજિત કરીશ અને ફ્રેમ હેડ આ સ્થાન પર ખસેડીશ કારણકે આ એ જગ્યા છે જ્યાંથી મૂળ વિડીઓમા નરેશન શરુ થાય છેહવે હું સ્ટાર્ટ નેરેશન પર ક્લિક કરીશ
दोस्तों सीडीप आईआईटी बॉम्बे की ओर से मैं इस ट्यूटोरियल में आपका स्वागत करती हूँ ययह ट्यूटोरियल કેમ્સ્ટુડિયો का अभ्यास करने में आपकी मदद करेगा હું સ્ટોપ નેરેશન buttonપર ક્લિક કરીને નરેશન કેપ્ચર કરવાનું બંદ કરીશ
નોંધ લો કે કોઈ પણ સમયે નરેશન સ્ટોપ કરી શકીએ છે
મુવી મેકર નરેશન એક ઓડીઓ ફાઈલ તરીકે તમારા કમ્પુટર સંગ્રહવા માટે પૂછશે
એક ડાઈલોગ બોક્સ ખુલશે જેમાં તમને રેકોર્ડ કરેલ ઓડીઓ કલીપને સંગ્રહવા માટે જોઈતું ફાઈલ નામ અને પાથ માટે પ્રોમ્ટ કરશે
હું આ ફોલ્ડર પસંદ કરીશ અને આ નામ આપીશ
Saveપર ક્લિક કરો
જે તમે ઓડીઓ ફાઈલ સંગ્રહ કરો છોતેમ તમને રીકોર્ડકરેલ ઓડીઓઓડીઓ ટાઈમ લાઈન મા દ્રશ્યમાન થયેલ મળશે
તમે તેના પર ક્લિક કરીને અને ટાઇમલાઇન પર સ્લાઇડ કરીને તમે ઓડિયો ક્લિપને કોઈપણ સ્થાને ખસેડી શકો છો
સમગ્ર કાર્યને પ્રોજેક્ટ તરીકે સંગ્રહવા વિશે ચર્ચા કરવા માટે અત્યારે યોગ્ય સમય છે
પ્રોજેક્ટ સંગ્રહવાનું તમને ત્યાંથી પરવાનગી આપે છે જ્યાંથી તમે તેને છોડિયું હતુંCTRL એસ દબાવો
જયારે તમે તે પ્રથમ વખત કરો છોત્યારે તમને ફાઈલ નામ માટે પૂછવામાં આવશે
ચાલો હું પ્રોજેક્ટ આ ફાઈલ નામ તરીકે સંગ્રહુ Dubbed into Hindi
Saveપર ક્લિક કરો
બધા ફ્યુંચરો CTRL Sકરવાથી આપમેળે આ પ્રોજેક્ટ ફાઈલ મા સંગ્રહ થશે
ડબિંગ ફરી શરુ કરી શકો છો
ફક્ત ક્લિક કરો ફાઇલ ઓપન પ્રોજેક્ટ અને તમને જોઈતા પ્રોજેક્ટ ને પસંદ કરો
એક વાત ની ખાતરી કરી લો કે ફ્રેમ હેડ તમને ચાલુ કરવા માટે જોઈતા સ્થાને મુકાયું છે કે નહી અને પહેલા કાર્યની જેમ ડબિંગ ફરીથી શરુ કરો
ડબિંગ કરતી વેળાએ વારંવાર પ્રોજેક્ટ સંગ્રહવાનું યાદ રાખો
એક વાર જો સમગ્ર સ્પોકન ટ્યુટોરીયલ માટે નું નરેશન સમાપ્ત થાય તો તમને મુવી બનાવી જોઈએ તે કરવા માટે મૂવી ટાસ્ક્સ Panelપર જાવ
ફિનિશ Movieપર જાવ
પથમ વિકલ્પ પસંદ કરો સવે ટીઓ માય કોમ્પ્યુટર
તેના પર ક્લિક કરો
સવે મૂવી વિઝાર્ડ ડાઈલોગ બોક્સ ખુલશે
તમારી ડબ કરેલ મુવી માટે ફાઈલ નામ અને પાથ સ્પષ્ટ કરો
હું ફાઈનલ નામ આપીશ અને પાથ પસંદ કરીશ
Nextબટન પર ક્લિક કરો અહીં તમે આઉટપુટ ફાઈલની ગુણવત્તા પસંદ કરી શકો છો
હું આ વિગતવાર સમજવું
બેસ્ટ ક્વાલિટી ફોર પ્લેબેક ઓન માય computerપસંદ કરવાથી તમને ઉચ્ચ ગુણવત્તા ધરાવતો વિડીઓ મળશે પણ ફાઈલ માપ મોટુ રહેશે
બેસ્ટ ફિટ ટીઓ ફાઇલ સાઇઝ પસંદ કરવાથી તમને ઉચ્ચ ગુણવત્તા ધરાવતો વિડીઓ મળશે પણ ફાઈલ નાનું મોટું રહેશે
ઓથર સેટિંગ્સ પસંદ ક્વાથી તમામને સ્ન્ગ્રહ્વાના વિકલ્પો પ્રદશિત થશે જેમાં પરિણામી વીડીઓને સંગ્રહી શકવાય છે
તો એ વાત પર આધાર રાખીને કે તમે ક્યાં વિડીઓ જોવાના છો અને ક્યાં વીડીઓને અપલોડ કરવાના છોતમને યોગ્ય ગુણવત્તા વિકલ્પ પસંદ કરવો પડશે
હું બેસ્ટ ફિટ ફોર ફાઇલ સાઇઝ અને 30એમબી પસંદ કરવા જઈ રહી છુ
દેખાણ માપ 640480 પીક્સલ રહેશે અને ફ્રેમ દર 30એફપીએસ રહેશે
જોકે ડબ કરનારી ફાઈલ પણ આ માપની છે જેવી કે મને મુવી માપ સમાન રહે તેવું જોઈએ છે તેથી હું આ વિકલ્પ પસંદ કરીશ
જો આ જરૂરિયાત નથી તો તમે ક્રમાંક 30MBકરતા નાનો પસંદ પસંદ કરી શકો છે ઉદા
25 એમબી નોંધ લો કે દેખાણ માપ નાનું થઇ ગયું છે
હું પાછી જઈશ અને 30એમબી બદલીશ અને NEXTપર ક્લિક કરીશ
મુવી તમારા કમ્પુટર પર સંગ્રહિત થશે
Finishપર ક્લિક કરો
અને વિન્ડોઝ મુવી મેકર થી બહાર નીકળો
તો તમે જોયુંઆ પ્રક્રિયાનું અનુસરણ કરવાથીતમે કોઈ પણ સ્પોકન ટ્યુટોરીયલ મુવી કલીપ ડબ થયેલ આવૃત્તિઅમુક સામાન્ય પગલાઓ દ્વારા બનાવવા માં સમર્થ રહેશો
આશા છે આ માહિતી તમને મદદગાર નીવડે
સીડીઇઇપી આઇઆઇટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું જ્યોતી સોલંકી વિદાય લઉં છું
જોડાવાબદ્દલ આભાર